આ એક રોયલ એનફિલ્ડ નો શોરૂમ છે જ્યાં ચાર ગાડી મૂકવામાં આવી છે.

જમણી બાજુ એક ભાઈ છે જે બુઢીના વાલ વેચી રહ્યા છે અને એક મોટો બાબુ પણ દેખાઈ રહ્યો છે.

શટર સફેદ રંગની છે અને ઉપર એક બારી દેખાઈ રહી છે.

જમણી બાજુ ચાર ફુગ્ગા પીળા ફુગ્ગા દેખાઈ રહ્યા છે અને એના બાજુમાં ટી_વી અને સીલીંગ ફેન લગાવ્યું છે.

આ એક ટેન્કર જઈ રહ્યું છે જેના જમણી બાજુ ઘણા બધા નારીયેળીના ઝાડ છે અને પાછળ એક ઇમારત પન છે.

ડાબી બાજુ લીલોતરી છે અને નાના નાના વૃક્ષો ઉગાડ્યા છે.

જેણે બ્લુ કલર ની ટી-શર્ટ પહેરી છે અને બ્લેક કલર નું જીન્સ પહેર્યું છે.

જમણી બાજુ એક સફેદ રંગની કાર પણ દેખાય રહી છે અને પોલીસના કર્મચારીઓ પણ દેખાય રહ્યા છે.

એક વ્યક્તિએ એમાં ચેક્સ શર્ટ પેહર્યુ છે અને ત્યાં નો સ્મોકિંગ નું બોર્ડ પણ મારવામાં આવ્યું છે.